હોવ ટીઓ એપ્લાય ફોર એ પાન કાર્ડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું પાન કાર્ડ પેન કાર્ડ માટે અરજી ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ પાન કાર્ડ પેન કાર્ડ અરજી ફોર્મને ફોર્મ 49એ કહેવાય છે
આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે httpwwwutiitslcomformsForms 49aપીડીએફ જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો તેનો એક પ્રીંટ આઉટ લો
આગળનું પગલું છે ફોર્મ ભરવું
ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે
ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે
દરેક બોક્સમાં ફક્ત એક અક્ષર ભરો એટલે કે મૂળાક્ષર સંખ્યા વિરામચિન્હો
દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ
વ્યક્તિગત અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે
આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે
ફોટાનું માપ 35સેમી એક્સ 25સેમી હોવું જોઈએ ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે ક્લિપ કરેલ હોવા ન જોઈએ
ડાબી બાજુનાં ફોટા પર સહીઅંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ
જમણી બાજુનાં ફોટા પર સહીઅંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ
અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ
હવે ફોર્મ ભરવાનું ચાલુ કરો
સૌપ્રથમ મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો
મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે wwwutiitslcomutitslsiteaoDetailsjsp અથવા wwwtin nsdlcompanpan aocodephp 1 વિભાગમાં તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે
અહીં તમારું શીર્ષક પસંદ કરો જેમ કે શ્રી સેમ્ટ વગેરે
તમારી અટક પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ સ્વરૂપે લખો
આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી
તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે mએસ ડીઆર કુમારી વગેરે બિન વ્યક્તિગતો માટે જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું
આ કિસ્સામાં તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે
કંપનીનાં કિસ્સામાં નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ
પ્રાઇવેટ લીમીટેડ સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ
ભિન્નતા જેમ કે પીવીટી એલટીડી પ્રાઇવેટ એલટીડી પ પ
એલટીડી વગેરેને પરવાનગી નથી
એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં પાન પેન એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ
આ પાન કાર્ડ પેન કાર્ડ પર છાપવામાં આવશે
નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ
આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું
આને ભરવું ફરજીયાત છે જો અરજદાર યેસ પસંદ કરે છે આગળ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે
4 જાતિ ક્ષેત્ર ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ
5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે
અરજદારોનાં વિવિધ વિભાગોમાં અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે
એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ
આગળ વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ
નામને લગતી 1 માંની સૂચનાઓ અહીં લાગુ થાય છે
નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ
7 એ સરનામાં માટે પૂછે છે
નિવાસી સરનામું ફક્ત ઇન્ડિવિડ્યુઅલ્સ હફ એઓપી બોઈ અથવા એજેપી દ્વારા ભરેલું હોવું જોઈએ
વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ જો તેમનું આવકનું સાધન છે દા
વેપાર અથવા વ્યવસાય
ફર્મ એલએલપી કંપની સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે
તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ એટલે કે શહેર નગર જિલ્લો રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ અને પીનકોડ વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ
8 માટે એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું individualshufsaopboiએજેપી કાં તો રેસિડેન્સ અથવા તો ઓફિસ સરનામા પર ખુણ કરી શકે છે
બીજા અન્ય અરજદારોએ તેમનું કાર્યાલય સરનામું લખવું જોઈએ તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે
ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે
ટેલીફોન વિગતમાં દેશ કોડ આઈએસડી કોડ અને વિસ્તારએસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ
દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ
9 1 દેશ કોડ 1 1 એસટીડી કોડ ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે
અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે
પાન કાર્ડ પેન કાર્ડને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે
એસએમએસ વડે સ્થિતિ જાણકારી આપવી
10 માં જોઈતી વર્ગ સ્થિતિ પસંદ કરો
મર્યાદિત જવાબદારી ભાગીદારીમાંPAN પેન ફર્મ સ્થિતિ આપશે
11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા
બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે
12 ભારતનાં નાગરિકોએ તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ જો ફાળવવામાં આવ્યા હોય તો
જે કે આધાર પત્રકાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ
13 માં અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપારવ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે
દાત
તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે ઈજનેરી 02 છે 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે
ઇન્કમ ટેક્સ અધિનિયમ 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે
તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે બિન નિવાસી એજન્ટ એક સગીરનાં વાલી અથવા સંચાલક પાગલ અથવા મૂર્ખ વાલી અદાલત વગેરે
કરદાતાઓ ફરજીયાત છે સગીર મંદબુદ્ધિ મૃત પાગલ કે મૂર્ખ
પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ
15 એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે
ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે
આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ
પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે
અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ
દાત
વ્યક્તિગત અરજદારો અને હફ માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રાશન કાર્ડ ચાલક પરવાનું વગેરે
સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે વીજળીનું બિલ ટેલીફોનનું બિલ પાસપોર્ટ વગેરે
હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું પાન પેન અરજી પ્રક્રિયા માટેની ફી રૂ
9600 8500 1236 સેવા કર છે
ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે ડીમાંડ ડ્રાફ્ટ ચેક ભારત બહારનાં સરનામાં માટે પ્રક્રિયા ફી રૂ
96200 છે એટલે કે અરજી ફી 8500 રવાનગી લાગો 77100 1236 સેવા કર
વિદેશી સરનામાં માટે ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય
ફોર્મનાં અંતે આવેલ બોક્સ અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે
સગીર મૃતક પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ
સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે
આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે
આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે
આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે
તે તેની સ્થિતિને ઇન્કમ ટેક્સ ખાતાની વેબસાઈટ wwwincometaxindiagovin વાપરીને અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો tintinnsdlcomtanstatustrackએચટીએમએલ wwwmyutiitslcomPANONLINEpanTrackerdo આ વેબસાઈટ પર સ્ટેટસ ટ્રેક સર્ચ એ આ કાર્ય ભજવશે
આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા એકનોલેજમેંટ ક્રમાંકની અથવા કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ
સાથે જ આપણે એસએમએસ મારફતે પણ પાન પેન સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ
એસએમએસ NSDLPANસ્પેસ15 અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો
ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે
આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે
હવે ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પાન કાર્ડ પેન કાર્ડ માટે અરજી ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે
અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે
જે આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે
આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે httpspoken tutorialorgNMEICT Intro
અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે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
જોડાવાબદ્દલ આભાર